નમસ્તે મિત્રો નેટબીન્સ આઇડીઇ નેટબીન્સ આઈડીઈ પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે
જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો
પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો
નેટબીન્સનાં સંસ્થાપન અને ઇન્ટરફેસ ઇન્ટરફેસથી
પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે
આ ડેમોન્સ્ટ્રેશન ડેમોનસ્ટ્રેશન માટે હું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ વી1104 અને નેટબીન્સ આઈડીઈ વી711
વાપરી રહ્યી છું આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે
આપણે જોઈશું વેબ એપ્લિકેશન પ્રોજેક્ટ વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને સુયોજિત કરવું વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું
જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું
ગેટર ગેટર અને સેટર સેટર પદ્ધતિઓને ઉત્પન્ન કરવી
મૂળભૂત જવાસેરવેર જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું
જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું
અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ
જાવા ડેવલપમેંટ કીટ જેડીકે આવૃત્તિ 6
ગ્લાસફિશ સર્વર ગ્લાસફીશ સર્વર મુક્ત સ્ત્રોત આવૃત્તિ
સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે
આ ટ્યુટોરીયલ ડેમોન્સ્ટ્રેટ્સ ડેમોનસ્ટ્રેસ કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી તેને સર્વરમાં ડિપ્લોય ડિપ્લોય કરવી અને બ્રાઉઝરમાં તેનું પ્રેઝન્ટેશન પ્રેઝેન્ટેશન કરવું
તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે તે ત્યારબાદ એચટીટીપી સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે
ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ
ફાઇલ મેનુમાંથી ન્યૂ પ્રોજેક્ટ પસંદ કરો કેટેગરીઝ અંતર્ગત જાવા વેબ પસંદ કરો
પ્રોજેક્ટ્સ અંતર્ગત વેબ એપ્લિકેશન પસંદ કરો અને નેક્સ્ટ ક્લિક કરો
તમારા પ્રોજેક્ટને એક નામ આપો
હું પ્રોજેક્ટને હેલોવેબ તરીકે નામ આપીશ
તમારા કંપ્યુટરની કોઈપણ ડાયરેક્ટરી ડીરેક્ટરીમાં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો
નેક્સ્ટ ક્લિક કરો
સર્વર એન્ડ સેટિંગ્સ પેનલ ખુલે છે
તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો
અને સાથે જ એ સર્વરને પસંદ કરો જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો
નેક્સ્ટ ક્લિક કરો
ફ્રેમવર્ક્સ પેનલમાં પ્રોજેક્ટ બનાવવા માટે ફિનિશ ક્લિક કરો
આઈડીઈ હેલોવેબ પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે
આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ મેટાડાટા મેટાડેટા ધરાવે છે
મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ indexજેએસપી ખુલે છે
તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો
અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં
સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે
હવે પ્રોજેક્ટ્સ વિન્ડોમાં સોર્સ પેકેજીસ નોડને વિસ્તૃત કરો
સોર્સ પેકેજીસ નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો
સોર્સ પેકેજીસ પર જમણું ક્લિક અને ન્યૂ જાવા ક્લાસ પસંદ કરો
તમારા ક્લાસને એક નામ આપો
હું ક્લાસને નેમહેન્ડલર તરીકે નામ આપીશ અને પેકેજ કોમ્બોબોક્સ કોમ્બોબોક્સમાં ચાલો હું ટાઈપ કરું orgmypackageહેલ્લો અને ફિનિશ ક્લિક કરું છું
namehandlerજાવા ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે
હવે ચાલો આપણે ક્લાસ ડિક્લેરેશન ડીકલેરેશન ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ
હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને સાથે જ હું એક કંસ્ટ્રકટર પબ્લિક નેમહેન્ડલર ને ક્લાસમાં ઉમેરીશ
હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત નામે નુલ ને પણ ઉમેરું
ચાલો આગળ આપણે ગેટર એન્ડ સેટર મેથડ્સ ઉત્પન્ન કરીએ
સોર્સ એડિટર માં નામ ફિલ્ડમાં જમણું ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી રિફેક્ટર અને એન્કેપ્સ્યુલેટ ફિલ્ડ્સ પસંદ કરો
રિફેક્ટરિંગ રીફેક્ટરીંગ એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે
ટૂંકમાં કહીએ તો તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો
રીફેક્ટરીંગ વડે તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના ફરતે આવેલ ફિલ્ડ મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો
ચાલો આઈડીઈ પર પાછા આવીએ
નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું એન્કેપ્સ્યુલેટ ફિલ્ડ્સ ડાયલોગ ખુલે છે
નોંધ લો કે મૂળભૂત રીતે ફિલ્ડ્સ દ્રશ્યતાને પ્રાઇવેટ પર સુયોજિત કરાઈ છે અને એક્સેસર્સ દ્રશ્યતાને પબ્લિક પર સુયોજિત કરાઈ છે
એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ મોડિફાયર મોડીફાયરને પ્રાઇવેટ તરીકે સ્પષ્ટ કરાવાશે જ્યારે કે ગેટર અને સેટર પદ્ધતિઓને અનુક્રમે પબ્લિક મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે
રિફેક્ટર પર ક્લિક કરો
નામે ફિલ્ડ માટે ગેટર અને સેટર પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે
મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે પ્રાઇવેટ પર સુયોજિત કરાવાય છે જ્યારે કે ગેટર અને સેટર પદ્ધતિઓને પબ્લિક મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે
તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ
ચાલો આગળ ડિફોલ્ટ જવાસેરવેર પેજેસ ફાઇલ ને એડિટ કરીએ ચાલો સોર્સ એડિટર સોર્સ એડિટર ની ટોંચે પ્રદર્શિત થયેલ indexજેએસપી ફાઈલનાં ટેબને રિફોકસબોલ્ડ ટેક્સ્ટ રીફોકસ કરીએ
ટૂલ્સ મેનુ પેલેટ અને htmlજેએસપી કોડ ક્લિપ્સ પર ક્લિક કરીને હવે ચાલો પેલેટ મેનેજર ખોલીએ પલટ્ટે મેનેજર ખુલે છે
પલટ્ટે મેનેજર માં એચટીએમએલ ફોર્મ્સ વિકલ્પને વિસ્તૃત કરો
ફોર્મ આઈટમો પસંદ કરો
તમારા સોર્સ એડિટરમાં હ1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો
ઇન્સર્ટ ફોર્મ ડાયલોગ બોક્સ ખુલે છે
ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ એક્શન એ responseજેએસપી તરીકે મેથોડ એ ગેટ તરીકે અને ચાલો આપણા ફોર્મને નામે ઇનપુટ ફોર્મ તરીકે નામ આપીએ
ઓક ક્લિક કરો
indexજેએસપી ફાઈલ પર એક એચટીએમએલ ફોર્મ ઉમેરાય છે
હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને ક્લોઝિંગ ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો
ઇન્સર્ટ ટેક્સ્ટ ઇનપુટ ડાયલોગ બોક્સમાં નામે ને નામે તરીકે સ્પષ્ટ કરો ટાઇપ એટી ટેક્સ્ટ ને છોડો
અને ઓક પર ક્લિક કરો
એચટીએમએલ ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે
ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ એટ્રીબ્યુટ એટ્રીબ્યુટ ને રદ્દ કરીએ
હવે પેલેટમાંથી બટન આઈટમ પસંદ કરો
તેને ક્લોઝિંગ ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો
લેબલને ઓક તરીકે સ્પષ્ટ કરો
ટાઇપ એ સબમિટ તરીકે અને ફરીથી ઓક પર ક્લિક કરો
ફોર્મ ટેગો પર હવે એચટીએમએલ બટન ઉમેરાય છે
પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો Enter યૂર નામે ટેક્સ્ટ દાખલ કરીએ
અને ચાલો હ1 ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ
આપણે ટેક્સ્ટને એન્ટ્રી ફોર્મ માં બદલીશું
હવે જમણું ક્લિક ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું
તમારા સોર્સ એડિટરમાં જમણું ક્લિક કરો
તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે ફોર્મેટ વિકલ્પ પસંદ કરો
તમારી indexજેએસપી ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ
ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ
પ્રોજેક્ટ્સ વિન્ડોમાં હેલોવેબ પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો ન્યૂ જેએસપી પસંદ કરો
નવી જેએસપી ફાઈલ વિઝાર્ડ ખુલે છે
ફાઈલને રિસ્પોન્સ તરીકે નામ આપો અને ફિનિશ પર ક્લિક કરો
નોંધ લો કે responseજેએસપી ફાઈલ નોડ એ indexજેએસપી ફાઈલની નીચે આવેલ પ્રોજેક્ટ્સ વિન્ડોમાં દેખાય છે અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે
પેલેટ મેનેજર પેલેટ મેનેજર ફરીથી ખોલો હવે જેએસપી વિકલ્પને વિસ્તૃત કરો
યુએસઇ બીન આઈટમ પસંદ કરો તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો
ઇન્સર્ટ યુએસઇ બીન ડાયલોગ ખુલે છે
વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો
ઇડ એ માયબીન તરીકે ક્લાસ એ orgmypackagehelloનેમહેન્ડલર તરીકે સ્કોપ ને સેશન તરીકે સુયોજિત કરો
અને ઓક પર ક્લિક કરો
નોંધ લો jspuseBean ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે
જવાબીન્સ એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે
તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે
જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય
હવે પેલેટ મેનેજરમાંથી સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો તેને હ1 ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો
અને ઓક પર ક્લિક કરો
અહીં jspsetProperty ટેગમાં જે કે દેખાય છે ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો
અને નેમ એટ્રીબ્યુટને માયબીન માં અને પ્રોપર્ટીને નામે માં સુયોજિત કરો
હવે હ1 ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને હેલ્લો અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ
હવે પેલેટ મેનેજરમાંથી ગેટ બીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો તેને હેલ્લો ટેક્સ્ટ બાદ હ1 ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો ગેટ બીન પ્રોપર્ટી આઈટમમાં બીન નામે ને માયબીન માં સુયોજિત કરો
અને પ્રોપર્ટી નામે ને નામે માં
ઓક પર ક્લિક કરો
jspgetProperty ટેગ હવે હ1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો
સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું ક્લિક કરો જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે ફોર્મેટ પર ક્લિક કરો
આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું
ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું
પ્રોજેક્ટ્સ વિન્ડોમાં હેલોવેબ પ્રોજેક્ટ નોડને જમણું ક્લિક કરો અને રન વિકલ્પ પસંદ કરો
તમે ટૂલબારમાંથી રન વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર ફ6 કી દાબી શકો છો
હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ
જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે
સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે
અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે
આ પ્રક્રિયાને જોવા માટે તમે વિન્ડો મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને આઉટપુટ વિકલ્પ પસંદ કરી શકો છો
તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે
indexજેએસપી પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે
ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું
આ રહ્યું તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે
નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે
હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ
ઉદાહરણ તરીકે ઉબુન્ટુ અને ઓક પર ક્લિક કરો
તમને સામાન્ય આવકાર આપતું responseજેએસપી પુષ્ઠ દેખાય છે
હવે એસાઈનમેંટ ભાગ પર વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં એક્સટેન્શન એક્સટેન્શન તરીકે બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય
બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે જવાબીન્સ કોમ્પોનન્ટ જાવાબીન્સ કમ્પોનેંટ નો ઉપયોગ કરો અને તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ
અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો
મેં મારો અસાઇનમેન્ટ એસાઈનમેંટ પહેલાથી જ બનાવી લીધો છે
ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું
મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે
ચાલો હું વિગતો દાખલ કરું અને ઓક પર ક્લિક કરું
મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ
સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે
આ ટ્યુટોરીયલ માટે યોગદાન ઇટ ફોર ચાંગે દ્વારા અપાયું છે અમને જોડાવાબદ્દલ આભાર